આ બધા course છે. પછી physiotherapy છે. એમાં પણ તમે આગળ વધી શકો ઈ બધાં એક એક રીતના doctor જ કહેવાય. પછી એના પાછળ પણ તમે MD કરી શકો છો. masters કરી શકો છો. તો તમે એમાં પણ જઈ શકો છો. ઈ પણ તમારી પાસે રસ્તો છે.

કે જે આપણે શિક્ષણ શિક્ષણ ઉપર આહ કેટલાં પ્રમાણમાં તેને મદદ કરવી જોઈએ અને વધારે માં વધારે આહ જે ઘરે ઘરે વધારે પ્રમાણમાં શિક્ષણ મળે. તે માટે સરકારે શું કામ કરવું જોઈએ? અને તે કેવા પ્રમાણમાં હોવું જોઈએ? તે થોડું ઘણું જણાવો. સરકારે ઘણાં બધાં પગલાં લીધેલા છે કે જેનાથી તમે શિક્ષણમાં ખૂબ જ તમને સહયોગ રહે છે.

એના માટે એના માટે ખાસ આહ સંજોગોમાં જો એને આહ વધારે આહ એના marks હોય, ગુણ એના વધારે હોય તો એને scholarship આપવામાં આવે છે. ઈ scholarship છે ઈ સરકાર તરફથી હોય છે ને એમાં તમારે college ની fees નો સમાવેશ થાય છે. તમે મને ઈ જણાવો કે મહત્વ શું હોઈ શકે શિક્ષણનું? પછી તમારા ધંધામાં હોઈ કે પછી તમારે વિકાસમાં હોઈ, માનસિક વિકાસમાં એમાં શું મહત્વ?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 ઘરે ઘરે જેમ વધારે પ્રમાણમાં શિક્ષણ આપવામાં આવશે. તેમ તેની આહ જે બાળક હોય તેને વધારે પ્રમાણમાં જેને શિક્ષક આહ શિક્ષણ લેશે. તેની માનસિક સ્થિતિ પણ ઠીક થશે. અને તે પણ તે આગળ જતાં નોકરી નહીં કરે તો પણ છતાં તેની આહ તે સારા પ્રમાણમાં તે ક્યાંય અટકશે નહીં અને તે દેશનો જ વિકાસ કરશે. તે પોતાના ઘરનો વિકાસ કરશે. જેના પ્રમાણે હું તો કહું છું કે આહ education એટલે શિક્ષણ છે ઈ જરૂરી જ છે. અને તેના અગર આહ આહ શિક્ષણ આપવામાં આવશે તો જ દેશની અમ દેશ આગળ વધશે. તેના વગર દેશની, દેશ આગળ વધી શકશે નહીં એટલે આહ એનું આહ મહત્વ ઘણું વધારે છે. હવે આહ એક topic થોડોક રહી ગયો છે. Arts થોડુંક ઈ સમજાવો કે બધા ક્યે છે arts એક આળસનો વિષય છે. તમારા વિશે, શું વિચારવાનું છે arts વિશે? ઈ થોડું ઘણું મને જણાવો. એટલે આળસ એવું જરૂરી નથી. બધાની માનસિકતા છે ઈ બઉ જ ખોટી છે. જેને પણ સાહિત્ય પ્રેમી જે હોય છે ઈ બધાને arts ની અંદર એને, એને આગળ પોતાની કારકિર્દી બનાવી જોઈ. એની અંદર પણ બઉ જ તમારી પાસે આહ ઉજ્જવળ ભવિષ્ય તમે બનાવી શકો એની અંદર જેવી રીતના તમારી પાસે, આજ તમે કોઈ પણ સરકારી આહ પરીક્ષા છે ને ઈ પણ કરી શકો. પછી તમે company માં પણ કામ કરી શકો. Psychology ભણી, માનવ વિજ્ઞાન, ઈ પણ તમે કરી શકો. એમાં પણ તમે ભણી શકો. ઈ પણ arts નો જ એક આહ વિષય છે. આહ એની અંદર છે. પછી સરકારી પરીક્ષાઓ, IPS પછી પુલીસ service આહ પછી IAS, એવી રીતના civil service છે બધી એમાં પણ તમે આગળ વધી શકો છો. એમાં પણ બૌ સારું છે. અને જે, જે કોઈ પણ સાહિત્ય છે એના વિષયમાં પણ તમે આગળ વધી શકો છો. એમાં પણ બઉ સારું છે.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 હમ એકદમ બરાબર sir વાત કહે છે સાહિબ કે હમ

પ્રાથમિક શિક્ષણ સરકારે ફરજિયાત બનાઈવું છે તો એના પાછળનું ઈ જ એક કારણ છે. એક મુખ્ય હેતુ છે. અને જે પ્રાથમિક શિક્ષણ છે એનાથી તમારે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 નમસ્કાર ન્યાયનો અર્થ જોયા પછી એક વાત સ્પષ્ટ થઈ છે કે ન્યાય ની ભાવના સમાનતા ની ભાવના સાથે બંધ બેસે છે આ સબંધો lord bright લખે છે સમન્તા ની ન્યાય સાથેની સંગત મજબૂત છે કેમ કે દરેક જણ એવું અનુભવે છે કે દેવ યોગી મરેલો જન્મી કેટલાક ના કલ્યાણ ની બે પરિસ્થિતિ પરિસ્થિતિ જે ભાગ આપ્યો છે જેનાથી કેટલાક ને વંશીત રાખ્યા છે આ ભાગ ફાળવીને લોકો માં રહેલી અંતર્ગત યોગ્યતા સાથે કોઈ સબંધ નથી તેથી લોકો વચ્ચે ની અસમાનતા ખુબ વધારો થવો જોઈ નહિ. કુદરતી સમાનતા ઓ કુદરતી ન્યાયનો અધિવ્ય્ક્તિ છે એ સરળ માં સરળ સિદ્ધાંત છે આ ન્યાય એટલે સૌ સાથે સમાન વ્યવહાર કે વર્તન આ દ્રષ્ટિ એ ન્યાયના પ્રકાર નો વિચાર કર્યે તો સામાન્ય ન્યાય ના આ પ્રમાણના પ્રકારો સ્વીકૃતિ પામ્યા છે કુદરતી ન્યાય સામાજિક ન્યાય રાજકીય ન્યાય અને આર્થિક ન્યાય કુદરતી ન્યાય એટલે કુદરતી ન્યાયની નિભાવનાર ને lord bright કુદરતી હકો ના નિભાવ સાથે સંકળાય છે તેમણે સ્પષ્ટ કહ્યું છે કે કુદરતી હકો એ સિદ્ધ છે તેમની સાબિતી કે ના સાબિતી ન કરી શકાય તેવા છે આ હકો ની માનનાર તેમને તેમનું ગમે તે રીતે અર્થ ઘટન કરે તે પ્રમાણે તેનું અર્થ ઘટન થઇ શકે છે. તેમજ તેમને બંધ બેસતા કરવા માંગે છે પ્રમાણે બંધ બેસી શકે કુદરતી હકો ના એ અલૌકિત કાલ્પિત પ્રસ્તાપિક સૂત્રો વાસ્તવ માં માનવ જાત ને લોકશાહી ની ચોપનણી કરવામાં ઘણું બધું કર્યું છે કારણકે કુદરતી હકો નો ખ્યાલ ઓછામાં ઓછી તર્ક જેટલો જ લાગણી નો અપીલ કરે છે જતા સ્વતંત્રતા અને સમાનતા નો રદ ના કરી શકાય તેવા હકો ની જાહેરાત કરવામાં આવી હતી ત્યાં કુદરતી હકો ની અસપષ્ટ કારણે મનુષ્ય ને ઉચ્ચસ્તર જયારે લઇ જવા ની જેમાં રહેલી લાગણી એ કુદરતી હકો ને સામ્રાજ્ય પૂરું પડ્યું છે. અઢાર મી સડી ના અંત ભાગ માં કુદરતી હકો ના સિધાર્થો પરં પરત આગામી ભગાવી દીધી કેમ કે આવો આદર ન્યાયને નામે ઉભો કરીયો હતો એ સમય એ જીવ ની સતા હતી તેને હંકાવી જતી દઈ ને તર્ક દ્વારા શાસન ચલાવવામાં આવીતી આ પ્રમાણે ન્યાયના સાથ દ્વારા તેમજ તેનાથી પ્રેરિત તર્કના શાસને સારા વિશ્વની આશા જગાડી અ સ્તર સત્તા અને સમાનતા જેવી કુદરતી જન્મ જાત ભાતૃ ભાવનાને વિક્શાવી lord bright ના આવિચાર દ્વારા કુદરતી ન્યાયને કુદરતી હકો સ્વંતંત્રતા સમાનતા ભાતૃવની ભાવના ઓને શકવામાં આવી બીજું સામાજિક ન્યાય સમાજના સંદર્ભમાં ન્યાયનો વિચાર કર્યો તો સપષ્ટ થાય છેકે સમાજમાં દરેક વસ્તુ સાથે નો વ્યવહાર વર્તન સમાન હોય ત્યારે તેને સામાજિક ન્યાય કહેવામાં આવે છે. ના કાર્ય કર્મો. તેના દ્વારા ઘડાતા કાયદાઓ લેવાતા નિર્ણયો આમલમા મુકાતી યોજનાઓ વગેરે માં સમાજમાં કોઈની પ્રત્યે ભેદભાવના રાખીયા સિવાય સૌને સમાન રીતે આવરી લેવામાં આવે ત્યારે સાસ રાજ્ય સામાજિક ન્યાયને વણેલી છે. તેમ સ્વીકારવામાં આવે છે. પરંતુ એ એ અહીં બાબતને નજર સમક્ષ રાખવી જરૂરી છે. કે સામાજિક સમાજીક સમાનતાની જેમ સામાજિક ન્યાય પણ સંપૂર્ણ પણે અસ્તિત્વ ધરાવતો હોતો નથી. સમાજ માં જ્ઞાતિ ના ધોરણે જયારે એકા બીજા સાથેનો વ્યવહારો ગોઠવાયા હોયછે ત્યારે જે વ્યક્તિઓ સમૂહ પ્રત્યે વર્ગ પ્રત્યે અસમાન વ્યવહારો વલણ અથવાતો વર્તન દાખવામાં આવે છે. તયારે તે વ્યક્તિઓસમૂહ કે વર્ગનો સામાજિક અન્યય થાય છે. ઉચ્ચ જ્ઞાતિના લોકો દ્વારા ઉતરતી જ્ઞાતિ ના લોકો પ્રત્યે ગાન જ્ઞાતિ ભિન્ન ના કારણે સામાન્ય કે અસમાન્ય વ્યવહાર થતું હોય છે. આ સન્દર્ભમાં સામાજિક ન્યાય કરતા સામાજિક અન્યાય નું પ્રમાણ વધુ જોવા મળે છે. આ પણ સમાજમાં ભૂતકાળમાં જયારે જ્ઞાતિ પ્રથાની પકડ વધારે હતી તયારે વિવિઘ સથળે આવેલા જ્ઞાતિ નો લોકો સાથે અસમાન વ્યવહાર નો પ્રમાણ અસ્તિત્વમાં હતું પ્રાચીન પ્રથાના પિરામિડ માં સૌથી નીચે આવેલા જ્ઞાતિના લોકો પ્રત્યેનો વ્યવહાર ખુબજ પ્રમાણમાં અસમાન હતું. તેમને સામાજિક ન્યાયની ગતિએ સૌથી વધારે અન્યાય થતું હતું. તેમને હળ દૂત કરવામાં આવતા હતા તેમની સાથે કલ્પના પણ ન કરી શકાય તેવો અમાનુષિ વ્યવહાર કરવામાં આવતો હતો. જોકે આજે પણ સામાજિક ન્યાય દૂર થઈગયો છે એવું કહી શકાય નહિ. અલબત્ત સમયના વેણ સાથે ઘણા પરિબળોને કારણે ઉદ્ભવના જ્ઞાતિ પાર્થનું પોત પાટવું થઇ ગયું પ્રમાણે સામાજિક અન્યાયનું પ્રમાણ ઘટ્યું છે. અને સામાજિક ન્યાય નું પ્રમાણ ભૂતકાળના સંદર્ભમાં સારા એવા પ્રમાણમાં વધયુ છે. રાજ્ય દ્વારા આ દિશામાં લેવાયા રહેલા પગલાંઓ નું પણ આ સંદર્ભ માં ફાળો આપ્યું છે. જોકે આટલાથી સાન્તોસ પામીને બેસી શકાય નહિ. સમાજમાં જ્ઞાતિની જેમ વાર્ના ધોરણે પણ સામાજિક નિર્ણયે વિચાર કર્યો જણાય છેકે મુખ્યત્વે પશ્ચિમમાં સ્વેત વર્ણોની પ્રજા પોતાના આવરણો ના કારણે પોતાની અસ્વેત વર્ણો પ્રજા કરતા વધારે ઉચ્ચ કક્ષાની ગણતી હતી પરિણામે પશ્ચિમના જે રાજ્યમાં અસ્વેત પ્રજા રહેતી હતી તેમના પ્રત્યે સવેત પ્રજાનો વ્યવહાર અલગ અમાનવી હતો. આવા સામાજિક ન્યાયને અભાવિક તેના ગોલામી પ્રથા ને ધ્યાન માં આપ્યો હતો અલબત્ત ત્યાગપણ સદીયો પછી જે પ્રજાના અસ્વેત રાજા પ્રત્યેનો વ્યવહાર વલણ વર્તનમાં નોંધ પાત્ર ફેરફાર આવ્યો છે. ગાંધીજી જયારે અઢારસો અઠ્યાસીમાં દક્ષિણ આફ્રિકા વકીલાત માટે ગયાં હતાં અને ત્યાં પહોચીયા પછી અઠવાડિયામાં દર્બન સિંહ પરુટોરિયા રેલ્વેના પ્રથમ વર્ગ માં મુસાફરી કરવાની હિંમત દાખવવા બદલ peeter station ને તેમને બળ ઝડપથી ધકો મારીને ફગ ડાબા માંથી ફગાવી દીધા હતા તેમાં તેના મુખ્ય કારણ રંગ ભેદનું હતું એ બનાવનું સ્વેત પ્રજા અસ્વેત પ્રજા પ્રત્યે કેટલો બધો અન્યાય કરતી હતી તે સંદર્ભમાં તાકી સકી દક્ષિણ આફ્રિકા રંગ ભેદની ઉગ્ર નીતિ અને સામાજિક ન્યાયની થયેલી બદબાગ નોંધ પાત્ર દાખલો પૂરો પડે છે હેન્સન મંડેલાએ રંગ ભેદની નાબુદી માટે જે લડત આપી તેના ફળ રૂપે ધણા વર્ષો પછી તે રંગ ભેદની નીતિ દૂર થઇ અને સામાજિક ન્યાયની ઈચ્છા શીર્ણ સરકી સમગ્ર વીશવમાં લિંગ ભેદના કારણે પણ સ્ત્રીઓનો વીશાળ વર્ગ ઘણા વર્ષોથી સામાજિક ન્યાયથી વંચિત રહી. નારીવાદના આંદોલન પરિસ્થિતિ ને સારી એવી બદલી છે. સ્ત્રી શશક્તિકરણ નઈ માંગ મુલન્ગ બુલન્દ બન્યા પછી ઘણા ક્ષેત્રોમાં સ્ત્રીઓને ન્યાય મળવાનું શરૂ થયું અને આજે ઘણા બધા ક્ષેત્રોમાં સ્ત્રીઓપુરુષ વર્ગ ની સાથે ખભે ખભા મિલાવી શકી છે અને કેટલાક ક્ષેત્રોમાંતો પુરુસો કરતા પણ આગળ નીકળી ગઈ છે. આમ સામાજિક અન્યાયો નો ઉછેર થતા અને સામાજિક ન્યાયનું પ્રમાણ વધતા સ્ત્રીઓમાં રહેલી શક્તિઓને હિત શ્રેણી તક મળતા સમાજને તેનો ઘણો લાભ મળ્યો છે. આમ સામાજિક મય લોકોના વિકાસ ના માર્ગને અવરોધતા પરિબળોને દૂર કરી તેની સુસ્ત શક્તિઓનો હિત શ્રેણી તક પુરી પડે છે. આવા સામાજિક અન્યાયના અસંખ્ય દ્રંષ્ટાન્તો ફકત સુધીયે સુધી જોવા મળ્યા છે.

આ પ્રમાણે સામાજિક ન્યાયનું પ્રમાણ જે રાજ્યના સારા એવા પ્રમાણમાં અસ્તિત્વ ધરાવતું હોય છે તે સામાજિક શાંતિ સુખ તેમજ સામાજિક સમાન તથા સ્વતંત્રતા અને ભાતૃ ભાવ સારા પ્રમાણ માં અસ્તિત્વ ધરાવે છે. આવો સામાજિક ન્યાય જ્યાં પ્રવર્તતો હોય ત્યાં લોક શાહી સતા સારી રીતે સફળ થાય તેવું વાતાવરણ સર્જાય છે. તેરીતે સામાજિક ન્યાય સામાજિક લોકશાહી સ્થાપે છે. અને આવી જમીન માંજ લોક શાહી મજબૂત મૂલ્ય આપી છે. ત્રીજું રાજકીય ની રાજકીય સત્તા દ્વારા સજકીય ક્ષેત્રે લોકોની ભાગીદારી વધે તે માટે જેકાંઈ વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેમાં સવનું સમાન ગણીને વ્યવહાર કરવામાં આવે તથા સૌને સમાનતાના ધોરણે તક મળે એવી સ્થિતિ નું નિર્માણ થાય ત્યારે રાજ્યમાં રાજકીય ન્યાય પ્રવર્તે છે. તેમ કહી શકાય અલબત્ત આ સંદર્ભમાં રાજ્યમાં કાયા પ્રકારની સરકાર અમલમાં છે તેમાં પર રાજકીય ન્યાય રાજકીય સમન્તા નું પ્રમાણ આધાર રાખે છે. રાજા શાહી શાહી સરકારોની સરકાર માં લોક શાહી સરકારમાં રાજકીય ન્યાયનો ખ્યાલ વધુ મહત્વનો ધરાવે છે કેમકે લોક શાહીમાં સ્વતંત્રતા સમાનતા અને ભાતૃભાવ પાયાનું સ્થાન ધરાવે છે. લોકો પાસે છેવટ ની સાત હોવાથી લોક ભાગીદરો નું પ્રમાણ વધારે હોવાથી ઉતરી અને અનિવાર્ય ગણાય છે. આ દરશ્ય લોકશાહી રાજકીય ન્યાય એટલેકે રાજકીય સમાનતાનું ભરેલું છે. રાજકીય ક્ષેત્રે રાજકીય ન્યાયમાં એવું અભિપ્રેત છેકે રાજ્યના કાયદા સૌને સમાન રીતે આવરી લેતા હોવા જોઈએ કાયદા સમક્ષ સૌ સમાન છે. રાજકીય ક્ષેત્રે લોક ભાગીદારીનું વધારવા અને લોકો ને રાજ્યમાં સ્ક્રી બનાવવા જે તકો આપવા માં આવે છે. તેપણ સવું સમાન રીતે મળવું જોઈએ. આ સંદર્ભમાં ની રાજકીય હકો જેવા કે માટે આપવાનો હક ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવવા નો હક સરકારી હોદ્દો ધારણ કરવાનો હક રાજકીય પક્ષઓ રચવાનો હક વિરોધ કરવાનો હક વગેરે પ્રચાર કરવાનો હક કોઈપણ જાતના ભેદ ભાવ સિવાય લોકો ભોગવે તે અનિવાર્ય ગણાય છે આવો પ્રબંધ કરવાથી રાજકીય અસમાનતાની ગેરહાજરીમાં લોકો નિર્ભય રીતે આ હકો ઉપયોગ કરીને રાજકીકે પ્રક્રિયામાં પ્રમાણે ભાગ ભજવી શકે છે. આપછીના પ્રકરણમાં હકોની ચર્ચા કરી છે. તેમાં વિવેકે ખ્યાલ આપવામાં આવ્યો છે રાજકીય ન્યાયની ચર્ચા માં રાજ્યની ન્યાય વિશે તંત્ર ન્યાય તંત્રનો પણ સમાવેશ થાય છે.

જેવીકે અનવસ્ત્ર અને રહેઠાણ સંતોંસી તેમજ તેપછી વ્યક્તિના વિકાસ માટેની જે જરૂરિયાતો છે તેમને સન્તોસવા માટે ની સમાન પક્ષ તેને પૂરું પડ્યું આવીજ વ્યવસ્થા ઉભી કરતી વખતે કોઈ પણ વ્યક્તિ સમૂહ કે સનસ્થા પ્રત્યે ભેદ ભાવ રાખવામાં આવે નહિ આમ આર્થિક ન્યાય એટલે આર્થિક ક્ષેત્રે નાગરિકોને અન્યાય ન થાય તેવો સંબન્ધ જયારે આર્થિક ક્ષેત્રે લોકો પ્રત્યે અસમાન વ્યવહાર કરવા માં આવે છે ત્યારે આર્થિક ન્યાયને બદલે આર્થિક અગ્નિ ઉદ્ભવે છે. રાજ્યનું એ કર્તવ્ય બને છેકે કોઈપણ જાતનો ભેદભાવ રાખવા સિવાયનો તમામ લોકો સાથે સમાન આર્થિક વ્યવહાર કરવો જોઈએ. સમાન આર્થિક નમસ્તે જગત માં ક્યાં કોઈ માનવી મહાત્મા કે ઈશ્વર નીંદમુક્ત મુક્ત રહી શક્યા છે. બૌદ્ધ ધર્મ ગ્રંથ હમ પદ માં કહ્યું છે કે લોકો વાચાળ ની નિંદા કરે છે થોડું બોલ બોલનારા ની નિંદા કરે છે અને મોઉન રહેનારની પણ નિંદા કરે છે પછી નોંધે છે કે જગત માં એવો કોઈ પણ વય વ્યક્તિ નથી કે જેની નિંદા કે ટીકા કરવામાં આવી ન હોઈ ટીકા ના વૃક્ષ ને જેટલું ઈર્ષા નું ખાતર મળે એટલું વૃક્ષ વિશાલ થાય કટુ ફળ આપતું જાય તેટલી જ વ્યક્તિઓને સારી વાત કરતા આવડતી નથી. નિંદા કરતા જ ફાવે છે. કોઈ પણ ઘટના બને પછી તો ગમે તે ઉપયોગી કે લાભદાયક લાભદાયી હોઈ તેમ છતાં કેટલાક માણસો દરેક ઘટનાની ટીકા કરવા કરવાના એમના જન્મ સિદ્ધ અધિકાર ને આંચ આવા દેતા નથી અપડે ત્યાં પ્રતીયએક વ્યક્તિ ની રાજકારણ અને cricket ની સમક્ષિત હોઈ છે મનની હ હતાશા અને દ્રષ્ટિ ની નીરાશા હકારાત્મક ટીકાનો આધાર આધાર છે વળી આપડે ત્યાં તો ટીકા કરવાના ઘણા માર્ગો અને ઉપાયો મળી રહે છે વયકતી ની જ્ઞાતિ ને અનુલક્ષી ને ટીકા થાઈ છે. તો એની જાતી ને અનુલક્ષી ને પણ ટીકા થાય છે એનો પહેરવેશ અને એની જીવન રીતિ ને ધ્યાનમાં રાખી ને પણ ટીકા ઓ થઇ શકે છે ક્યારેક કોઈ ધ્યાન ધારણા કે સ્વરિત સ્વરચિત કલ્પના ના માધ્યમથી પણ ટીકા થતી હોઈ છે અને જો વ્યક્તિ પોતાના વિષે થયેલી કોઈ એક ટીકા સાંભળે તો એમાંથી બચવા માટે અને ડેનિયલ ડે

સવારે ચા ના સમયે અખબાર વાંચતા હતા અને કેહતા હતા કે ચાની સાથે સાથે હું મારી ટીકા ઓ ને પણ પી રહ્યો છું સાથ ડાર્વિન ના પિતા robot ને સ્વપનય કલ્પના ન હતી કે પોતાના પુત્ર જગત માં પરિવર્તન લાવનારો બનશે આથી અમણે એક પાત્ર માં પુત્ર ને લખ્યું તું આખો દિવસ તું આખો દિવસ ની નીશાનબાજી પાછળ તથા કુતરા ઓ અને ઉંદરડાઓ પકડવામાં ગાળે છે બીજી કોઈ બાબતની તને કશી દરકાર નથી તું મારી જાત માટે અને તારા કુટુંબ ને માં માટે કલન્ક રૂપ છે ચાલ્સ ડાર્વિન ને અને doctor પિતા ની ઉજ્વળ કારકિર્દી ને જ સ્થાનને બદલે પોતાના અંતર ના અવાજ ને અ અંશારી ને અવલોકનની કળાને વિકસાવી અને ઉંટ ઉંટ ઉત્ક્રાંતિ વાદ ને પ્રેરણા બનાવીએ પાંચ પાંચ વર્ષ સુધી ડાર્વીને પ્રકૃતિ નો અભ્યાસ કર્યો સાહસ કરી સફરો ખેરી વેરાંગ ટાપુઓની મુલાકાત લીધી ખડક જીવજંતુ પ્રાણીઓ અને અશમશીનો ઓ સંગ્રહ કર્યો આ બધું કરતી વખતે ડાર્વીને પિતાનું સામનો કરવો પડ્યો પરંતુ તે એક પછી એક ડાર્વીનગ ને પિતા ની સરાહના પણ મળી પિતા સ્વ સ્વપ્રશંષા નો ટુકો માર્ગ છે અન્ય વ્યક્તિ ની પોતાની સરખઈ કે ઉંચાઈ સિદ્ધ કરવા માટે ટીકા નો માર્ગ અપનાવવા અપનાવનારા અનેક મળે છે તો ટીકા નો ઉપયોગ પોતાની અશક્તિ ના ધાક રૂપી

ઓછી આક્વા માટે ઘણા ટીકા નું rabar લઇ ને સખત ભૂંસાતા જ રહેતા હોય છે. પુરુષાર્થી ઉદ્યોગ સાહસી કે વિક્શાવ સાધ્ય હોય છે ઉદ્યોગ માં સફળ થાય થયા હોય અને બિરદાવવા જોઈએ પરંતુ ટીકા નું માનુષ ધરાવતો અરે દેશ ના આવા આવા મોટા ઉદ્યોગ પતિ ઓ સામે આતો કશી વિશાખના માં નથી એમ કહી એને રખડતું રખડવું જ રખડવાનું જ કરે છે નિંદા~નિંદા ખોર દ્રષ્ટિ કેવી હોઈ આ માટે મહા કવિ કાલી દાસ ને જયારે યાદ રાખવા પડે રઘુવંશ મહા કાવ્ય માં નિર્મલ ચંદ્રમા પર પડેલ પૃથ્વીની છાયા નો ચંદ્રમાને કલંક કહીને અને અને લોકો બદનામ કરે છે આવી ટીકા નો ઉત્તર કઈ રીતે આપી શકાય કેટલાક લોકો ને આવા ટીકા પાત્ર નો પોતાના અભ્યાસ અભ્યાસ ખાંડ ની દીવાલ પર રાખ્યા હતા General મેં આર્થોન તેમની ટીકા એક પત્ર યુદ્ધ દરમિયાન એમની મુખ્ય છાવણીની પર ટાંગ્યો હતો વિસ્તન તેને નોંધ્યું કે જો હું મારી દરેક ટીકા નો જવાબ આપું તો જિંદગી ભર માં બીજું કઈ કામ કરી નહિ શકું એ એનણે કહ્યું મારો હેતુ તો હું મારી દ્રષ્ટિ એ યોગ્ય લાગે તે કામ કરી રહ્યો છું મારા મૃત્યુ સુધી સારી રીતે કરતો રહીશ સંત કબીર તો નીંદ નિંદક નો ઘણો મહિમા કર્યો છે અણે કહ્યું છે કે અને ઘરના આંગણા માં કુટિર બાંધી ને રાખવો જોઈએ કારણકે સાબુ અને પાણી વિના એ તમને નિર્મલ કરે છે અને ગાલ ગાલિબ જેવા તો નષ્ટ નરસું નો ગર્ગ બુરા કહે તો કોઈ ન કહો ગર્ગ બુરા કરે તો કોઈ આવી આવી નિંદા માંથીપ્રશન્શા પણ શોધવી શોધી શકાય જેમ જેમ નિંદક માં વ્યક્તિ ને ઓળખો છો તેમ તેમ એમાંથી તમારી પ્રશંશા ના અંશો પણ મળે છે બાકી ના તો તમે helmet માં

નબળાઈઓ વિશે વારંવાર કહીંયુ હતું અપૂશીયતા ને હિન્દૂ ધર્મ નો કલંક ગણાવિયો હતો તેથી એક માણસે ગુસ્સા માં આવી ને ગાંધીજી ને પત્ર લખિયો તેમાં ગાંધીજી ની ટીકા તો કરી હતી સાથે જ

તેમના અંતે અંતે વાંચી ને આ બધું જોય ને તારણે પૂછ્યું કે ગાંધીજી એ કહીંયુ આખા પત્ર માંથી કઈ રાખવા જેવું ન હતું તેથી ફેંકી દીધો તેમાંથી માત્ર આ ટાંકણી રાખવા જેવી હતી. તે મેં રાખી લીઘી છે તેમાંથી એટલું જ ઉપયોગી હતું માણસ ની મોટાઈ છે કે તેવો પોતા ની ટીકા થી અકડાતા નથી સંચાયની નાની સી ટાંકણી મળી જાય તો લઈલે લઈલે છે. આપણી ટીકા કરનારી વાત માં જો ગ્રહણ કરવા જેવું કઈ હોય તો એ લઇ લેવું જોઈએ ટીકા ને કેવી દ્રષ્ટિ એ જોય શકાય તેનું આ ઉત્તમ દ્રસ્ટાન્ટ છે. અબ્રાહમ લિંકન અમેરિકાનો મહાન રાષ્ટ્ર પ્રમુખ ગણાયો છે ગુલામી નાબુદી માટે તેણે આંતર વિગ્રહ પણ સ્વીકાર્યો હતો તેને નિર્ધ મંત્રી સેમ્સન લિંકન નો ઉ ઉદ્યત ટીકા કાર હતો અગાવ લિંકન વકીલાત કરવા કરતા ત્યારે પણ ત્યારે સેમસન અમેરિકા નો અગ્રણી વકીલ ગણાતો હતો ત્યારે સેમસને કહેવા માં. આવેલું કે તમે લિંકન ને મદદ નિશ તરીકે રાખો તો સેશન ને તોછડાય થી કહે લૂ કે એ લાંબા હાથ વાળા અને અણઘડ માણસ સાથે હું કામ કરવા ઇચ્છોતો નથી. પછી લિંકન અમેરિકા ના પ્રમુખ બનિયા ત્યારે કર્ષણ ને કહ્યું કે આ માણસ બાજ વહીવટ ચલાવ વા ને બિલકુલ નાલાયક છે પછી લિંકનની હસી ઉડાવતા કહયું હતું અસલ ગોરીલા ને જોવા માટે આફ્રિકા સુધી જવા ની કસી જરૂર નથી લાંબા પગ કહી ના શકો વાઈટ હાઉસ માં બેઠો છે. કુમસી ઉજ્જય અને મન મન ધાર્યું કરવા માટે જાણતા તેમ માં કાર્ય શક્તિ અદભુત હતી મૂર્ધવર્ક કે લશ્કર અને વહીવટ માં પેસી ગયેલી. પીપીયાલતા દૂર કરવા માટે નીર સિદ્ધ અને પુરુષાર્થ લિંકન ને જરૂરી લાગિયું લિંકને પોતાની ટીકા અને તેમની ઉઢબલ કરી ને તેને. યુદ્ધ મંત્રી ને મહત્વ ની કામ ગિરી સોંપી નો લિંકન ને કોઈ પણ નિર્ણય ગળે ન ઉતારતો ત્યારે અકળાય ને લિંકન ને મૂર્ખ નો સરદાર પણ કહી દેતો. પરંતુ યુદ્ધ માં સમ સમય જતો ગયો કોઈ નિર્ણય તેમ તેણે સેમને લિંક ની મહાનતા નો ખ્યાલ આવતો ગયો પછી લિંકન ને સમાન અને આદર નજરે જોવા લાગીયો અબ્રાહમ લિંકન ને મૃતિયું થયું પછી સૌથી મહાન અંજલિ તેના યુદ્ધ મંત્રી સેસને આપી હતી દુનિયા ને કયારેય જોયો ન હોય તેવો માનવીય સૌથી. પરી પૂર્ણ શાસક અહીં સૂતો છે હવે તે અમર થઈ ગયો છે ટીકા કર ના હૃદય માં પણ પરિવર્તન થઇ શકે છે અને ટીકા થી અકળાયા વિના. તેમાંથી ઉપયોગી હોય તે લઇ લેવું જોઈએ એ સઁદેશો લિંકન અને ગાંધીજી પાસે થી મળી રહે છે. પ્રકૃતિ એટલે સહજ સ્વભાવ સંસ્કૃતિ એટલે સહેજ સ્વભાવથી ઉપર ઉઠવું વિકૃતિ એટલે સહેદ સ્વભાવ થી નીચે પડવું પ્રકૃતિ વરચે normal એટલે સહજ છે. માણસ એક પ્રકૃતિ હોય છે એક સંસ્કૃતિ અને એક વિકૃતિ ભૂખ લાગે છે અને ભૂખ લગતા માણસ ખાઈ છે તે કહી પ્રકૃતિ છે ભૂખ ન લાગવા છતાં માણસ ખાઈ શકે તે વિકૃતિ છે અને ભૂખ લાગવા છતાં આજે એકાદશી છે એટલા માટે ભગવત સ્મરણ માટે માણસ ખાતો નથી રીતે તેની સંસ્કૃતી છે આમ ઉપવાસ કરવો એ સંસ્કૃતિ છે મહેનત કરી ને ખાઈ એ છીએ

અઠાવન માં edimba british crown colony માં જન્મ થયો હતો. તેમના પિતા નું નામ ધીરુભાઈ અંબાની અને માં માતાનું નામ કોકીલાબેન અંબાની હતું એનો એક નાનો ભાઈ છે અનીલ અંબાની અને એની બે બેન છે નીના કોઠારી અને દીપ્તિ સલ્ગોન્કાર અંબાની માત્ર yamen માં થોડા time માટે રહ્યા તા

ઓગ્નીસ્સો સિત્તેર માં મુંબઈ ના ભૂલેશ્વર ના બે બેડરૂમ ના એક સામાન્ય apartment માં રેહતા હતા જયારે તે ભારત ગયા ત્યારે પરિવાર ને આર્થિક સ્તીથી માં થોડોક સુધારો થયો હતો પરંતુ અંબાની હજી પણ સહ સહપરિવાર રેહતા હતા નોકરી કરતા હતા, જાહેર પરિવહનનો ઉપયોગ કરતા હતા અને એમને ક્યારે મળતું નોતું ધીરુભાઈ પાછળથી colaba માં sea wing નામક એક ચૌદ માળ નો apartment block ખરીદ્યો જ્એયાં અંબાની એના ભાઈ પરિવાર સાથે રેહતા હતા એમનું શિક્ષણ અંબાની એ એમના ભાઈ અને આનંદ જૈન સાથે mumbai ની the grand

એને એક એ chemical technology થી BE ની degree મેળવી, બાદમાં અંબાણી એ Stanford university MBA માટે પ્રવેશ મળ્યા પરંતુ ઓગ્નીસ્સો અસી માં પિતાના Reliance બનાવવાના માં મદદ માટે પાછા આવ્યા, જે તે સમયે એક નાનો પણ ઝડપથી વિકાસ કરતો જતો હતો ધીરુભાઈ માનતા હતા કે વાસ્તવિક જીવન ને આવડત અનુભવ દ્વારા લેવા માં આવે છે વર્ગખંડ માં બેસીને ની ત્યાંથી તેમને એમની company yan ઉત્પાદન project ને કમાન સંભાળવા Stanford થી મુકેશભાઈ અંબાણી ભારત પાછા આવ્યા તેઓ એમ કેતા આવ્યા કે તેઓ તેમને professor william એ sharp અને રમાંરથી પ્રભાવિત હતા કારણ એ તેઓ એવા પ્રકાશ ના professor છે જેમને તેમને વિતારવાની શુરુવાત કરી ઓગ્આનીસ્સો એક્યાસી માં એમને તેમના પિતા ધિરુભૈ અંબાની તેમનું પરિવાર નું વ્યવસાય Reliance industry limited નું ચાલવા માં શુરુ કરી આ સમય સુધી માટે પેહલા થી વિકૃતિ થઇ ગયેલું હતું જેથી તે reliance અને petrochemical પણ વ્યવહાર કરતા હતા આ વ્યવસાયમાં detail અને telecommunication ઉદ્યોગ નું ઉત્પાદન અને સેવાઓ પણ સમાવેશ થાય છે reliance retail limited એક અન્ય petro

પન થયું ત્યાંથી દેશ ના દુર સંચાર સેવાઓમાં તો દેશ ની દૂરસંચાર સેવાઓ માં સ્થાન મેળ્વ્યું છે બે હજાર સોળ સુધી માં અંબાની આડત્રીસ ના ક્રમાંક પર હતા અને છેલ્લા દસ વર્ષ થી છેલ્લા દસ વર્ષ થી sports magazine ની સૂચી માં ભારત ના સવથી ધનિક વ્યક્તિ નો બિરુદ સતક ધરાવે છે વિશ્વના સવથી શક્તિશાળી લોકોની યાદી એ એકમાત્ર ભારતીય ઉદ્યોગપતિ છે january બે હાજર અઢાર સુધી માં મુકેશ અંબાની hopes દ્વારા વિશ્વ ની અઢારમી ધનિક વ્યક્તિ તરીકે સ્થાન આપવામાં આવ્યુ છે july બે હાજર અઢાર માં ચુમાલીસ હાજર અજબ dollar ની સંપત્તિ સાથે asian સવથી ધનિક વ્યક્તિ બનીને એમને અલીબાબા

executive chairman ને પાછળ છોડી દીધા એ વિશ્વ માં ઉત્તર america અને europe ના સવથી ધનિક વ્યક્તિ પણ છે ચીનના

તેઓ bank of america director તરીકે નીવ્યુક્ત થયા હતા એ અને તેમના board માં રયેલા પ્રથમ american બન્યા reliance દ્વારા તે indian premier league માં mumbai indians ની પણ માલિકી ધરાવે છે તે indian super league ભારત ઉત્બળ league ની સ્તાપક સ્તાપક છે બે હાજર બાર માં coach તેમના વિશ્વ ના સવથી ધનિક માલિકો માં એક તરીકે નામ આપ્યું છે તે antilia antilia building માં રાયે છે જે વિશ્વ ની સવથી મોંઘી ખાનગી નિવાસ્થાન માની છે જેની કિંમત એક billion dollar છે ઓગ્નીસ્સો અસી માં ઇન્દિરા ગાંધીને અધ્યક્ષતામાં ભારત સરકાર એ PSI નું ઉત્પાદન ખાનગી શેક્ત્ર માં ખોલ્યું ધીરુભાઈ અંબાની PSY વાળા ઉત્પાદન plant સ્થાપના લાવવા માટે lion માટે અરજી કરી હતી license મિલાવું એ લાંબા ગાળાની પ્રક્રિયા હતી, જેને અમલદાર દારશાહી પ્ર~ પ્રણાલી ના મજબૂત જોડવી જરૂર છે કારણ કે એ તમને સરકાર કાપડ માટે yan ને આયાત ને અક્ષય બનાવતા હતા માટે મોટા પાયે ઉત્પાદન પર પ્રતિબંદ લગાવતી હતી મકર સંક્રાંતિ મકર સંક્રાંતિ મુખ્ય તહેવાર માનવા માં આવે છે જ્યારે સૂર્ય કોષ મહિના માં મકર રાશી માં પ્રવેશ હોય છે એ દિવસે ચૌદમી જણુઑર્ય પંદરમી જાન્યુઆરી અપડે હિંદુ કેલેન્ડર અનુસાર મકર સંક્રાંતિ ઉજવીયે છીયે મકરસંક્રાંતિ એક એવો તહેવાર છે ધામ ધુમ થી ઉજવામાં આવે છે

એવું માનવામાં આવે છેકે મકર સંક્રાંતિ નો તહેવારે કરવામાં આવેલું દાન અને અન્ય દીવસો કરતા પણ સો ગણું પુણ્ય પ્રાપ્ત કરે છે અને મકરસંક્રાંતિ ભારત માં પ્રથમ ઉડાણ કરવામાં આવે છે બીજી વસ્તુ ભારત મકર સંક્રાંતિ હિન્દૂ નું ધર્મ અનુસાર જ્યારે સૂર્ય એક રાશિ માંથી બીજી રાશિ માં પ્રવેશ કરે છે ત્યારે સંક્રાંતિ કરવામાં આવે છે અને આ રાશિ નું કુલ સંખ્યા બાર છે એમાં મકર, કર્ક, જેવી ચાર રાશિ સૌથી મહત્વ ની છે જ્યારે સૂર્ય મકર રાશી માં પ્રવેશ કરે છે ત્યારે તેને મકર સંક્રાંતિ ના તહેવાર તરીકે ઉજવામાં આવે છે હિન્દુઓ ના ધર્મ માં આ તહેવાર ખુબજ માનવા માં આવે છે એવું માનવા માં આવે છે આ દિવસે

આ પાક ખેડૂતોની આવક જીવન પણ દિવસો પર નિર્ભર કરે છે મકર સંક્રાંતિ કઈ દિવસ ઉજવામાં આવે છે સમજાવીશ મકર સંક્રાંતિ એ ઉત્સહવ અને આનંદ નો તહેવાર છે એ દિવસે ભારત માં સ્વીકારવાની તૈયારીઓ કરવામાં આવે છે મકર સંક્રાંતિ ના તહેવારો માં લોકો એ આનંદ અને ઉત્સાહ જવા મળી રહીયો છે આ દિવસે દેશ ના ખેડૂતોહ તેમના સારા પાકની ભગવાન આશીર્વાદ મંગાવીએ છીએ આ તેમનું પાક ને ખેડૂત ના તહેવાર તરીકે ઉખવામાં આવે છે આ દિવસે દરેક હરે પ્રદેશ ના લોકો પોતાની મકર સંક્રાંતિ તહેવાર ઉજવીયે છીયે ગાન દિવસ ગાના લોગો એ દિવસે સવારે સૌ પ્રથમ ધર્મ કાર્ય બહાર નીકળે છે લોકો પૂજા કરવાથી જાયઈને પતંગ ઉદ્ભવે છે ભારત માં વિવિધ રાજ્ય માં અલગ અલગ રીતે ઉજવામાં આવે છે

ગોળ ખવડાવીને સેવા કરવામાં આવે છે પચિમ બંગાલ માં આ દિવસે ગંગા સાગર પર એક આયોજન કરવામાં આવે છે જેમાં ખુબ ભક્તો આવે છે મકર સંક્રાંતિની મહત્વની વાત કરીશુ આ દેશ માં મકર સંક્રાંતિ નુ મહત્વ ખુબ જ માનવામાં આવે છે કેમકે આ દિવસે સૂર્ય મકર રાશિ માં પ્રવેશ કરે છે જયારે ગંગાજી રાજા ભ~ ભગીરતની કપિલ મુનિના આશ્રમ માટી પસાર થયા તે સમુદ્ર માં જોડાયા તેથી આ દિવસે ગંગા માં સ્નાન કરવા માટે પવિત્ર માનવામાં આવે છે આ સાથે આ દિવસે ઉતરાયણ નો ખઆસ દિવસ માનવામાં આવે છે કારણકે શાસ્ત્રો માં વરણ છે કે ઉતરાયણ ની દેવતાઓ ની દિવસ માં થી ખુબજ પવિત્ર માનવામાં આવે છે આજ ખુબજ માનવામાં આવે છે એવુંજ કહેવાયું છે કે વ્યક્તિ મકર સંક્રાંતિ ના દિવસે શુદ્ધ ઘી દાન કરે છે તે મૃત્યુ પછી મેળવેલી મોક્ષ ની પ્રાપ્તિ કરે છે જીવન અને મૃત્યુ ના આ સબંધ ની પૂરું અનુમાન દર્શાવામાં આવે છે ની મકર સંક્રાંતિ પર આ પર્વ ની વાર મહાન ઉજવણી આજ ડાર્ક તહેવારોમાં મકર સંક્રાંતિ આ દીવે ખુલના મેદાન માં કે ખાલી જગ્યા ઉપર પતંગ ઉડાવતા હાટ જેના કારણે કોઈપણ પ્રકાર ની મતભેદો થવાની શક્યતા નથી તો આજના સમય માં તેઓ તિથિ બની ગયી છે આ લોકો ખતરનાક માજા ઉપયોગ અને પશુ પક્ષી ના લાગે છે પહેલા લોકો ની ઘરની અનેક લોક ની વાનગીઓ મીઠાઈઓ થી તમામ પરિવાર સાથે મળીને આનંદ માણતા હતા પરંતુ આજે દરેક વ્યક્તિ બારણું ખાવાનું મંગાવીને અને મિત્ર સાથે પાર્ટી કરીને મકર સંક્રાંતિ ના પર્વ ને ઉજવણી કરતા જોવા મળી આવે છે બીજી વસ્તુ આ પર્વ દરેક વ્યક્તિ આનંદ માણે છે બાળકો ખેતર માં અને તેના અગાસી માં પતંગ ઉડાવે છે વડીલો ની ખરે ખર મકર સંક્રાંતિ